ત્યાં એક ન્યુ ઈમેજ પોઇન્ટ પણ બનાવેલો છે એની બાજુમાં અનન્યા ફાર્મસી પણ છે.

બાજુમાં પાર્કિંગ માં મૂકેલી ગાડીઓ થોડી ઘણી દેખાય છે અને આગળ ઈમેજ પોઇન્ટ પાસે એક બાગ પણ દેખાય છે.

એક વર્કર માથા પર લઈને ઉપર ચડી રહ્યો છે.

બે ત્રણ વર્કરો ત્યાંથી કપચી લઈને મશીનમાં નાખી રહ્યા છે અને એક વર્કર પાણી નાખી રહ્યો છે.

એક ટી_વિ માં કેમેરા નો રેકોર્ડિંગ ચાલુ છે.

ઘણી બળી ખુરશીઓ મૂકેલી છે તેમાં થોડા માણસો બેસેલા છે અને બે છોકરાઓ અને એક છોકરી ઉભેલા છે.

ત્યાં લોખંડની ઘણી બધી એંગલો મૂકેલી છે અને એક પતરાનો મોટો શેડ પાડેલો છે.

નવસારી ની એગ્રીકલ્ચર યુનિવર્સિટી નું આ એક જાહેરાતનામું છે.

તેનો વિસ્તાર પરીયા તાલુકો પારડી જીલ્લો વલસાડ છે.

આપેલા દ્રશ્યમાં ક્રિષ્ના જ્વેલર્સ નું બોર્ડ દેખાય છે.

આજુ-બાજુ થો ઘણા વૃક્ષો ત્રણ-ચાર દેખાય છે એક આંબાનું વૃક્ષ પણ દેખાય છે.

આપેલા દ્રશ્યમાં થોડાક લોકો ખા જમવા માટે ગયા હોય એવું લાગે છે.

જમવાનું પત્યું હોય પછી થોડું ઘણું બચેલું ભોજન ડીશ માં દેખાય છે.

એક નદી પણ દેખાય છે નદીમાં કંઈક વસ્તુ જેવું દેખાય છે.

આ પથ્થરની દીવાલો જો કંઈક કરેલો છે એને ત્યાં કલમ ઘણી બધી રોપેલી--

એની એક સાઇડ એ બારી છે તેમાં પડદા લગાવેલા છે અહીંયા એક દાન પેટી પણ દેખાય છે.

તે આજુબાજુના ઘણા નારિયેળીના વૃક્ષો દેખાય છે એક પાઇપ દેખાય છે.

ઘાસ ને નાના કરવાનું મશીન જેવું પણ કંઈક દેખાઈ રહ્યું છે.